two માં છેને એતો હા તો two ની જ વાત કરું છે.

તો તો પછી મજા જ આઈ જશે.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

એના look ઉપર તો આહાહા નવો look તો એનો બઉ danger છ ભઈ. બઉં જોરદાર મજા આઈ જશે કાલ તો picture જોવાની. એના looks ઉપર તો આહાહા.

popcorn બોપકોન ના પૈસા લેતા આવજો ભઈ. કેટલા વાગે છ time. time તો આપડે બપોરે જ જઈસુ તો મજા આવશે બપોર અન full નઈ થઇ જાય તો. પહી તો જોઈ લઈસુ નકર એવું હશે તો રાતે જઈસુ.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

number લાગે છે ભઈ

આપડે તો જલસે જલસા જ છે કાલે. હા એમાં જે બચાવ છ બધા public ન એ બઉ મસ્ત છ. હું વાત કર છ ભઈ bollywood ના record તોડવાનું છે લાગે છ. .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

મારે તો ઈ સુ કેવું અવ એક numbermovie છે અના કઈક comparison કોઈ movie તો હશે જ નઈ પછી ભઈ કાલે બધા bollywood ના બધા movie આમ ચોકી જશે કે યાર ખતરનાખ તો movie આયુ. kgf chapter one એચ બી કેટલા ચારસો પાંચસો કરોડ જીત ભઈ હશે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 number one બની જશે લાગસ. બાહુબલી ન બી પાસડ પાડ દીધુ છે.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

આપડો બી છે ભાઈ.

માની સાથે એની મમતા કેવી છે. માનું કહ્યું કેટલું માને છે. બૌ જોરદાર. મન માટે પ્રેમ બતાવ્યો એટલે તો મુવી ચાલશે બઉ જોરદાર.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

અલ્યા એક શબ્દ થી આખી દુનિયા જીતી લીધી બભાઇ. બૌ જોરદાર બઉ જોરદાર ભાઈ. ભાઈ આપડે તો confirm કાલે તો જોવા તો જાઉં છે.

હા theater માં તો બમ પડાવી દેવાની બધી.

theater માટે કલ તો કેટલી public હતી theater માં

અરે કઈ નાઈ તો theater full હશે બધા theater full છે અત્યારે. મેં ticket જોઈને online બધી જગ્યાએ extra book થઇ ગઈ હોય બધી. હા હા આપડે કાંઈ setting કરીને

આપડે પેલા પાકને કાઇને રાખવું પડશે કે ભાઈ તું ticket લઈને રાખજે તું કાંઈ બી setting કર. . હા પાકને તું કઈ દેજે જલ્દી ફોન કરીને હા એ પકા ને કઈ દઈએ ને તો આપડા બધા ની છ સાત ticket ઓ લઇ લે હા તો બીજા બધા ને બિ લઇ લઈશું બીજા કોઈ આવે તો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 ભાઈબંધ જોડે મોજ સંગાથ આવશે. હા ભાઈ બધા જોઇશુ picture અને બૂમ બૂમ કરી દઇશુ.

એમાં જે ગરુડમાં એટલે કયો villain લાગે છે તમને નવો.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

એનો છોકરો હતો ને પેલા ગરૂડા નો ભાઈ નટો. એજ villain લાગી રહ્યો છે. હા પેલો વિરાટ નતો વિરાટરર. એજ villain લાગી રહ્યો છે મનેતો. મને બી એજ લઇ રહ્યો છે. ગરુડા એ બતાવ્યો છે એ શું લાગે છે તમને

એ બધામાં villain જ આવશે. ભાઈબ એ body વાળો યશભાઈ નો તો બી એ picture માં છે વિચારો તમે. હા ભાઈ એક નંબર. મેહનત જોવો મેહનત એ છોકરાની તમે યશભાઈના લીધે તો કલ્યાથી ક્યાં આવી ગયો. bodyguard માંથી લઈને direct villain ના role આવી ગયો. આપડા યશ ભાઈ યશભાઈનું પેલું movie કયું હતું રોમિયો હતું

હા ભાઈ એમના જેવું કોઈએ કર્યું નથી લાગતું. તો પછી એમને તો આપડી full following છે ભાઈ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

એવું જ kgf વળી ટીશર્ટ નકર લઇ લૈયે. હા અરે સારી જોઈને પેલા printing વાળાને ત્યાં અને kgf વળી બધી ટીશરતો લઇ લૈયે અને પછી જઇયે picture જોવા આપડે. ok ભાઈ. બીજું કાંઈ. અરે યાર સુ કું તમને યાર મને તો યાર આં થી એવું થઇ ર્યું છે કે ક્યારે કાલ સવાર પડે ને આપડ movie જોવા જઈએ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 અરે પાકા ને કઈ જ દેવાનું ભાઈ એ પાકો તો આપડી ticket લઇ લેવો જ જોઈએ પેલા આપડે બધા એ જોડે જ જવાનું.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

મને તો લાગે તો blockbuster હશે એનો પેલા માં ભી કેવી બતાઈ છે એ રઈ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 તો પાહી અરે પેલા કાકા ભી જોતા હતા ગેંગ લેકે આને વાલે થે gangster

અરે યાર બૌ દિવસ થી જોઈ ની એટલે dialogue ભૂલી જવાય છે ભાઈ મૂઈ ભૂલી ગયો નવા નવા dialogue હશે ભાઈ આ movie મતો કેવા જોરદાર જોરદાર dialogue અરે ત્રણ વ ભાઈ કેવો લાગે તો પાહી ભાઈ એમાં બધા ના role કેવા હશે poster કેવું બતાવ્યું એ movie નું ભાઈ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

હોભ્ડ્યું ચ પેલી રવિના તંદન ભી ચ movie માં ભાઈ

હ ભાઈ એતો પાક્કું જવું જ પડશે સંજય દત્ત રવીનમાં તંડન આપડો યસ ભાઈ પછી શ્રી નિધિ ગરુદાભાઈ અરે યાર કેવા કેવા cherector લીધા છે અંદર ભાઈ આજ તો જોવા જાઉં જ પડશે પાક્કું સો એ સો ટકા ભાઈ સો એ સો ટકા જોઈશું આપડે confirm છે ભાઈ આપડે તો movie જોવા જવાનું જ છે ભા

કેમ કે એ movie જોવા ની જઈએ તો આપડે કો movie ની જોયા એવું સમજી લેવાનું.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

તો આપડે પણ જોવા જઉ સ એમ કેસે બધા હા અરે યા kgf તો kgf છે યાર એની વાત થાય યાર ભાઈ તમન ખબર ચ kgf નું પૂરું નામ સુ છે?

Kolar gold fields ઓ ભાઈ મને તો આજે જ ખબર પડી એટલે એનો મતલબ સુ થાય ભાઈ? સુ સોનાની ખદાન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

હા India માં જ ભાઈ કેમ કે યશ ભાઈએ એટલી સોના ની કાળનો ખોદી હતી ને કોઈએ ની ખોદી હોય આટલી તો India માં જ લાવી જોઈએ ને પેલા india અમીર હતું ને એવું જ લાગે છે ભાઈ યશ ભાઈ બુમ પડાઈ દેશે આં movie માં આ વખતે villain બી કેટલો જોરદાર લાગે છે movie માં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

ગરૂડા મારીઓ ગયો એટલ એને સંજય દત્ત ને હજુ એક બાકી રાઈ ગયો ને main

અરે ઇનાયત ખલીલ નો બી કેવી look બતાયો ભાઈ ભાઈ સબ એતો ક્યાં નો છે રેહવાસી કયા દેસ નો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 એવું જ લાગી રહ્યું હતું હ ભાઈ દુબઈ નો શેખ લાગે કેવો લાગે ભાઈ વિચાર એ ખાલી એ કોણ કેતુ તું એ આવશે તો બધું લઇ લેશે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

ચમ કે ભાઈ રોકી ભાઈ આ વખતે એના ત્યાં બ જવાના જ છ લાગે રોકી ભાઈ ભાઈ ભાઈ રોકી ભાઈ ની બાઈક કેવી લગતી તી ભાઈ એક નંબર ભાઈ એવી બાઈક તો india માં કેટલી હોય તો

અરે સુ વાત કર ચ એવું છ

હા

બઉ કમાશે લાગે છે ભાઈ રકોર્દ તોડશે મને તો લ્લાગે જ છે કે બધા record bollywood નાં તોડવા ની જ છે ભાઈ

Record તોડવું જ જોઈએ ભાઈ આ movie તો મને બઉ ગમે ભાઈ મારો favorite ભાઈ hero થઇ ગયો આ movie પહી તો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

મારું તો એક જ કેવું છે બધા રોકી ભાઈ ને જ support કરો ગરિયો ગરીબો ક મસીહા ભાઈ હા ગરીબો કા મસીહા રોકી ભાઈ તમે ભાઈ

હા હા તૈયાર પણ પાડકા ભાઈ ને કેવાનું ભૂલતા નઈ પણ પેલા અલ્યા પાકા ભાઈ ને યાર હમણાં કોલ કર્યો પણ ઉપાડતા નતા યાર પાકા ભાઈ ફોન ઉપાડે તો તો તરત કઈ દઉં પાકા ભાઈ દસ જેવી ticket ઓ રાખ જો આપદા ભૈબંદો આવાના છે movie જોવા kgf chapter two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

પણ આપડે જવાનું તો કઈ રીતે પણ જવાનું ક્યાંથી અરે આપડા ગરે થી મસ્ત activa બેક્તીવા લઈશું બાઈક લાઈસુ એવું નહિ તો સુરપાલ ની car લઈશું અરે ના ના અઆપડે activa નહિ લેવી આપડે આહી ગાડી લઇ ને જઈએ ભાઈ સુરપાલ ની હા તો attica લઇ ને જઈશું આપડે સુરપાલ ની અને મસ્ત ત્યાં પહોચી જઈશું Theater જઈ ને બધા આમ public કહીશું support for kgf chapter two

આપડે ભાઈ ઉપર જ બેસવા નું સોફા માં

ફૂલ ફૂલ મસ્ત રીતે બેહીસું આમ મસ્ત મજા આવી જાય એવું cold drink બોલ drink માંન્ગીસું મસ્ત જલસા કરીને ખાવાનું પીવાનું ને picture જોવાનું.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

અલ્યા movie આવતા tv માં કેટલી વાર લાગે

નાના ભાઈ આપણે એના પહેલા જોઈ લઈશું ભાઈ નાના ભાઈ નાના આપણાથી નહિ રહેવાય ભાઈ આપડે તો પહેલા જ જોઈ લઈશ પહેલા જ દિવસે picture જોવા તો જવાનું જ ભાઈ

picture જોયા વગર તો આપણે ના ચાલે કેમ કે આપણું favourite movie ભાઈ kgf kgf ભાઈ એક નંબર હે ભાઈ એનો પહેલો ભાગ જોઈને તો ભાઈ હું દિવાનો થઈ ગયો એનો લાગે બીજું આગળ આવશે તે મને તો એવું લાગે છે chapter બે આવે છે અને chapter three પણ આવસે એમના જે પહેલા produser છે ને નતા કહેતા કે બે હજાર પચીસ માં આવવાનું છે ભાઈ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

બઉ મોટી સોના ની ખાન છે એટલે મુ બી picture જોવાનો જ છું ભાઈ